અહીંયા જો

વળતું હશે તેમાંથી જે ઉર્જા આવે તેમાંથી જે ઉર્જા આવે Incoming Error છે તરંગ લંબાઈ કેવી આપી છે મિત્ર ખાસ Object કરો એટલે સુ થશે શોસણ

તે Longer Longer નો મતલબ સુ લાંબી હશે ત્યાં આવા દેવી છે જે પૃથ્વીનું જે નિત્યમ વાતાવરણ છે ને એમાં સજીવોને જીવવાના ફ્લીતું નિર્માણ છે કારણકે આપણે થીજી નાય જય્યે બરોબર સૂર્ય માંથી જે ઉર્જા આવે છે જર બાધ્ય પરથી પછી નહિ જતી બરોબર કારણકે તે જેટલી પણ ઉર્જા આવે છે વાતાવરણની અંદર જળવાય રહે છે એટલે સુ થશે વાતાવરણ ઉફાલું રહેશે

આપડે આગળ હાજી પોયણાં આસાન સમજીશુ Green house એટલે Global worming પણ ને અહીંયા તમને Yellow આપેલું છે સૂર્ય એમાંથી Solar Radiation આવે છે ફરીથી જો હું તમને Revice કરાવતો જઈશ કે સૂર્યની જે ઉર્જા છે ઉર્જા હાય પ્રકાશ આવે છે

Green color નું જે તિર આપેલું છે ને એ પરાવર્તન દર્શાવે છે પણ troposphere તમારે સમજવાનું છે કયું layer troposphere સમજવાનું છે અને આજે

infrared તરંગો છે તેની Frequency કેવી હશે તે હવે અહીંયા જોયી infrared તરંગો ને ઓછી થાય જશે બરોબર તેની તરંગ લંબાઈ કેવી હશે વધારે ને ઉર્જા કેવી હશે પરાવર્તિત થતા જે infrared તરંગો છે તો અહીંયા બાદ એટલે કે જે અહીંયા જે પહેલો જે લાલ રંગનો

ઘણા બે ભાગ બાજુ દર્શાવેલા છે લાલ અને બીજો કેશરી કેશરી નાનો છે ને લાલ મોટો છે લાલ જે મોટો આપેલો છે એ પૃથ્વીના troposphere ની બહાર નિકળી જાય છે એટલે કહેવાનો મતલબ એ મોટા ભાગનો હિસ્સો gas માં પાછો જતો રહે છે અવકાશમાં પણ એનો અમુક ટકા હિસ્સો જો પૃથી ઉપર જળવાય રહે તથા કેશરી હિસ્સો એટલો હિસ્સો શું છે પૃથ્વી ઉપર જણાવ્યા રહે છે ને પૃથ્વી પાર આ કેશરી હિસ્સો જળવાય રહે ઠંડુ વધારે નથી થાય જતું બરફ જામી જતો simple

ખાવતો હોય high frequency વાળો અને ઓછી Convert થાય જશે infrared માં Convert થાય જશે ઈરેડીયેટર એટલે કે infrared માં Convert થાય જશે પણ infrared માંથી જળવાય રહેશે આપણે જોવાનું વસ્તુ એ છે કે હવે જો Green house gas જો વધારે હોય ને તો

વધતી જાય જે શોષણ વધતી જાય ગુણધર્મો હોય જે રાખજો

Green house gas છે એ સૂર્યપ્રકાશનું શોષણ કરે છે મિત્રો નથી

Global worming ની દરેક વસ્તુઓ જ્યાં કરો કુદરતી રીતે થતું હોય તો કરે છે

Worming ની ગરમી કે Green house ની અસર Green house gas ની ઘટના બને છે કે નથી બનતી બરોબર તો મિત્રો એટલું યાદ રાખજો બને તરફ gas ની અસર વળી ઘટના તો બને જ છે તમે object કરો છો બરોબર કે અહીંયા પણ Green house gas છે અને અહીંયા Green house gas છે એટલે કે તમને એક ખબર હોવી જોઇએ Green house gas છે

Green house ની માત્ર પૃથ્વી પાર વધી જાય

કે પૃથ્વી પાર જીવન ટકાવી રાખવા માટે Global Worming જરૂરી છે તો સુ થશે ખોટું છે ચાલો ભાઈ Green house અસર જરૂરી છે ફરીથી ક્વ છું મિત્રો પૃથ્વી જીવન ટકાવી રાખવું હોય Green house અસર જરૂરી

તો આખેઆખું જો અર્ધો થી શીખ્યા ને બધાનું Revision તમને આ અવકાશમાંથી આવતા જે તરંગો છે તેની Frequency કેવી હોય છે કે વધારે હોય ઉર્જા કેવી હોય વધારે હોય તરંગ લંબાઈ ઓછી બરોબર પછી પૃથ્વી ઉપર તરંગો આવશે સ્વરૂપમાં રૂપાંતરિત તેની Frequency કેવી હોય છે હવે ઓછી તરંગ લંબાઈ પણ તેની ઉર્જા કેવી હશે એ પણ ઓછી પણ એની તરંગ લંબાઈ કેવી થાય જશે વધારે બરોબર હવે પાંચ પડતા જે લીલા એ લીલા રંગનું તિરંગ ક્યાં જશે પૃથ્વીના વાતાવરણ માં જે Green house gas છે તેનું શોષણ કરી લેય છે બરોબર કારણકે આજે વાતાવરણ માં જે Green house છે તેનો ગુણધર્મો શું હતો તો એનો ગુણધર્મો એ હતો કે Green house gas નું વિષે

એક માં તરંગો જે તાપમાન

perfectly જ

Minus ઓગણીશ મિત્રો વિચાર કરો

ની નવયસ છે

એ means કે Green House નું ગણી અંદર જે સૌ થી પહેલા કે જેના ઉપર તમને વિશ્વાસ હોય કે આ પણ Green House છે પાણી ની વરાળ વરાળ છે

તમને એવો સવાલ પૂછે ને Green House આવશે માં સૌથી વધારે માત્રામાં જવાબદર તે સૌથી વધારે માત્રામાં કયો Green House વાયુ જોવા મળે છે તો કયો આવશે પાણીમાં એ Green House અસરદાર સૌથી મોટું પરિબળ જે કારણ કે પાણીની વરાળ Green House માટે સૌથી કે શું માનવી આટલી બધી પાણીથી વરાળ બનાવી શકે કે Global Worming થાય શકે ઉકાળી શકે એવું શક્ય જ છે

જાણતા હોઈયે બરોબર જેના cesium ઉકળતા હોય તો એ પીગળેલા gas માંથી પાણી પણ બનશે અને વરાળ પણ બનશે કારણ વધવા માટે તે પ્રત્યક્ષ રીતે જવાબદાર નથી Direct નીચે કોઈ જવાબદારી

છે બરોબર તો સૌ થી પેલી જોવા મળતું સૌથી વધારે માત્રા માં જોવા મળતું Green House Gas કયું પાણી ની મારી Gas છે યાદ રાખજો Green House અસર માટે સૌથી વધારે જવાબદાર કયું છે

Dioxide

કે શોસણ ની પ્રક્રિયા માં ઘણી બધી કુદરતી ગેસ હોય ચાલો કેટલા લોકોને આવડે છે મેં તો લખ્યું જ નથી ઓર હવે બરોબર એનો સૌ થી મોટો ઉત્સર્જન પૃથ્વીમાં ક્યાં થી એ માં સો મોટો સ્ત્રોત સુ આવશે નદી તળાવ સમુદ્ર Mentris જંગલો

આપડે એ પણ જોઇશુ કે સૌથી મોટો સ્ત્રોત કયો તો બરોબર કઈ રીતે તો ચાલો આપણે એક બાબત સમજીયે સામાન્ય રીતે પાણીમાં વનસ્પતિ કે હવે પાણીમાં ઉગતી વનસ્પતિ ચાલો એક વૈજ્ઞાન નું એક સરસ મજાનું ઉદાહરણ આપું જો મિત્રો મને યાદ આપું તેને ના કેવાય તેના પ્રકારના ની અંદર ચોખા ઉગશે વનસ્પતિ જે ઉગે છે એમાંથી ઘણી બધી

આપણને ખબર જ છે વાવેલા હોય એમાં પાણી ભરેલું હોય બરોબર આપણને ખબર જ હોય ડાંગર વાવે એમાં ખેતરમાં તેમાં જે ડાલી ડાળખાં જે તૂટી જાય છે અથવા તો ખરી જાય છે તે ક્યાં પાણીમાં ધારો કે Oxygen વધારે મળે કે ઓછો મળે તો મિત્રો પાણીમાં છે તો Oxygen પાણી ની ગેરહાજરીમાં sorry હવા ની ગેરહાજરી માં જો હવા ની ગેરહાજરી માં કોઈ કાર્બોદિત પદાર્થ હોય નીચે વસ્તુ

હવાની હાજરી માં થાય અને હવાની ગેરહાજરી માં Dioxide જમીન ઉપર મૃત્યુ પામેલું હોય તો એના ઉપર કરે તો હવા ની હાજરીમાં Oxygen પણ લેશે અને શું છોડશે તો Carbon Dioxide ને તળિયે હોય ઘરમાં Course કરવામાં આવે